આગળ થોડુક ખાલી જગ્યા પયડુ છે પાછળ લાઈન માં લીલાછમ અ વૃક્ષો દેખાય છે.

આ ચિત્ર એક રેલવે સ્ટેશન નું છે તે રેલવે સ્ટેશન નું નામ પારડી હોય તેવું બોર્ડ પરથી લાગી રહ્યું છે.

તેમાં એક ટેબલ છે કાચનું ટેબલ છે અને તેના ઉપર લાકડાનું પેટ પણ મૂકેલું છે અને સામે કબાટ દેખાય છે.

અને બારે ગ્રે કલર ની દિવાલ છે ને વાઈટ કલર ના પટ્ટા મારેલા છે.

ને લખેલું છે ધ મેક્સિકન ફૂડ ઓફ ઓન વીલ અને ગમા સોસ ની દેખાય છે નાનકડું એવુ ટેબલ દેખાય છે.

ડ્રીપ પયડી છે ઓમ તમે જોઈ શકો છો કે ઓલી બાજુ ડ્રીપ નો સ્ટોક કરેલો છે ન ખટારો છે એમાં --

આ બાજુ નીચે સુકો નાસ્તો દેખાઈ રહ્યો છે તેની ઉપર કાચમાં ગુલાબજાંબુ અને રસગુલ્લા ના બોક્સ દેખા રહ્યા છે ત્રણ ગુલાબજાંબુના છે.

ચિત્રમાં તમે જોઈ રહ્યા છો કે આમાં ટાઈગર પાર્ક નું બોર્ડિંગ મારેલ છે જેમાં લખેલું છે ટાઈગર ગ્રાઉન્ડ ડાબી સાઈડ .

એને ગ્રીલ નો કલર ગ્રીન કલર છે બાજુમાં વાઈટ કલર એની બાજુમાં બ્લુ કલર નું છે ને જાડીઓ મારેલી છે આ ચિત્ર ટાઈગર ગ્રાઉન્ડ દર્શાવે છે.

જેમાં ટેબલ એક પણ નથી અને વરસાદ આવી ગયો હોય અને તેમાં પાણીની ભરેલું દેખાય છે.

આ બાજુ ટેબલ છે ટેબલ ની બાજુમાં ખુરચી છે અને માણસ આ ચાપરા બનાવતો હોય તેવુ આ ચિત્રમાં દેખાઈ રહ્યુ છે અને ઉપર પતરાની છત છે.

આ રા દ્રશ્ય રાતનું છે બાજુમાં જુઓ તો લીલાંછમ વૃક્ષ એક ઉભું છે.

અને મંદિર છે જેમાં એક વ્યક્તિ દર્શન કરી રહયો છે અને એક લાઈટ ચાલુ છે.

અને તે અ બ્લેક કલર ના માર્બલ પણ રાખેલા છે અને ખુરચીઓ આ ચિત્રમાં દેખાઈ રહી છે.

જે ક્લિનિક નું નામ છે પ્રકૃતિ તે લાલ કલર થી લખેલ છે અને પેટ ક્લિનિક ઈ પીડા કલર થી લખેલ છે અને પાછળ નો કલર છે વાદળી કલર .

અને બાજુમાં ઘટાદાર વૃક્ષો દેખાઈ રહ્યા છે અને પાછળ કાર ઊભેલી છે અને આજુબાજુ મકાન આવેલા છે એમાં.

અને ટેબલ ઉપર ડીશ ઊંધી વાળેલી છે અને પાછળ ગાડી દેખાય છે ને ગાડીની ઓલી સાઈડ લીલાછમ વૃક્ષો દેખાય છે.